દ્વારા આપને તેને સેફ રાખી શકીએ છીએ વધુ સલામતી માટે backup નો અન્ય સંગરાજ કરવો જોય્એ અંતિમ ઉપયોગકર્તાઓને સત્ય હોય એવા પ્રવેશ્નીયાન્ત્રો એટલે કે address control ની પ્રક્રિયા નો ઉપયોગ કરી માર્યાદિત પરવાનગીઓ આપવી સંસ્થા માં network સુરક્ષા ની પ્રણાલી નક્કી કરવી અને તેને તમામ ઉપયોગ કરતા સુધી પહોચાડવી કોઈ પણ સંસ્થા માં આજે email system ના સંચરણ માં એક મહત્વ ના રીતે ઉપયોગ માં લેવામાં આવે છે માહિતી તથા માહિતી મેળવવા માટે તથા મોકલવા માટે ની પ્રક્રિયા ને સરળ બનાવવા માટે email નો ઉપયોગ કરીએ છે સામાન્ય રીતે email પ્ધતિમાં બે ઘટકોનો સમાવેશ થાય છે server અને client આ ઘટકો main server અને main client તરીકે ઓળખવામાં આવે છે main client ની મદદ થી ઉપયોગ કરતા email વાંચી શકે છે અન email લખી શકે છે અને email મોકલી શકે છે તથા email સંગ્રહ પણ કરી શકે છે માટે email ના સાથે કાયદા કાનુન સંકળાયેલા આ સમાન ઘટકો ની યોગ્ય સુરક્ષા જરૂરી બને છે જેવી client server તથા email system ના ભાગ રૂપે આવેલા તમામ માર્કા સાધનો ની સુરક્ષા મહત્વની છે હુમલાખોર email system ના ઉપયોગ નો ગેર લાભ લઇ સંસ્થાકીય કે વ્યક્તિગત પ્રવુતિમાં અડચણ ઉભી કરે છે તે એ ખાનગી માહિતી નો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે સ્ત્રોત માટે નો It ઉપયોગ ખોલવી નાખે છે તથા તો સંતે થી નિયંત્મરણ ળેવી લે છે જયારે લોકો email કરતા થાય ત્યારે સામાન્ય રીતે જોવા મળતા જોખમ માં malver spam software engineering અન અધિકૃત ઉપયોગ થાય છે અને અંગત માહિતી જાહેર કરી દેવાનો પણ સમાવેશ થાય છે આ જોખમો કોઈ વ્યક્તિ કે સંસ્થા માં કેવી રીતે અનુસરે કર અનુસર કરશે તેના વિષે તે વુંસ્ત્રુર સમજુતી મેલેવે છે spam આપના mailBox મેળવવા વ્યવસાયિક કે અવ્યાવસાયિક email ને સામાન્ય રીતે spam તરીકે ઓળખવામાં આવે છે spam વલણ computer માં આવેલ disc ની જગ્યા memory કે processor જેવા સ્ત્રોત નો ઉપયોગ કરી ઉપયોગ કરતા ની કાર્યષમતાને ખોરવી નાખવાનું હોય છે વધુ માં marvel નો સેલાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે હાલમાં email માં system નામ નો એકજ સ્વતંત્ર folder આપવામાં આવે છે અને તે આ પ્રકાર ના email ની કામ તરીકે નોન કરે છે software engineering વ્યક્તિ ની કે સંસ્થાની સંવેદનશીલ માહિતી ની કબજેકરી લેવાની પ્રક્રિયા ને software engineering કહે છે Email સુ એ એક સામાન્ય social engineering હુમલો છે જેમાં વિગતો ની ગેર રજૂઆત દ્વારા વ્યક્તિ કે program મોકલ્નાર દ્વારા અધિકૃત કરતો હોવાનો

તેમાં દર્શ્વ્યા મુજબ અનુસાર account officer ની કોઈ અંગત માહિતી તે કોઈ password ભૂલી ગયા અથવા તેને reset કરવાની માંગણી કરે છે સ્ત્રોતોનો અનધિકૃત ઉપયોગ દૃષ્ટા હેતુ ધરાવતા hacker અને અતીક્રમન કરનાર વ્યક્તિ stores નો અન અધિકૃત ઉપયોગ કરવા માટ email server પર server નો email system નો ઉપયોગ કરે છે માહિતી જાહેર જવી

અહી loan એ પણ જરૂરી છે કે આગળ ના મુદ્દા ઓ પર ચર્ચેલ માર્વેલ અને મેર્વેલ હુમલા ઓ પણ cheating હુમલા ઓ પણ email દ્વારા સરળતાથી પ્રયોજી શકાય છે email રોજ રોજ વધતા ઉપયોગ ના કારણે સંચાલન માટે email સેવાનો ઉપયોગ સમયે આગમ શેતી રાખવી એ ખુબજ જરૂરી બન્યું છે સંસ્થા ને ઉપયોગ કરતા ને email સેવાનો ઉપયોગ કરતી ફેરી આગમ શેતી વિષે

પુત્ર છે અહન અને આકાશ ને એક પુત્રી છે ઈશા જેમના પિતા નૃત્યપ્રદર્શની હાજરી દીધા બાદ તેઓ મર્યા હતા. જેમાં નીતા એ ભાગ લીધો હતો અને બંને વચ્ચે લગ્નની ગોઠવણ

અને તેમાં ત્રણ હેલિસ્ટેસ છે. એકસો સાહીઠ કર ગેરેજ ખાનગી મુવી થિયેટર સવિનીંગ પુલ અને ફિટનેશ સેન્ટર સામેલ છે. બે હજાર સાતમા આ અંબાણી એ ચુમાંલીશમી જન્મ દિવશ માટે તેમની પત્નીને સાહીઠ મીટર ડોલરની હેર્બર્ટ એ ત્રણસો ઓગણીશ ભેટ આપી એક સો એશી મુસાફરની સક્ષમતા ધરાવતી આ આ એરબચમાં એક લિવિંગ રૂમ બેડરૂમ સેટેલાઈટ ટેલિવેઝન Wifi કાયબાર અને ઓફિશનો સમાવેશ કરવા માટે કસ્ટમફીક કરવામાં આવી છે. આઇપીએલ ક્રિકેટ ટિમ મુંબઈ ઈન્ડયન બે હજાર આઠમા એકસો અગિયાર point નવ મિલ્યન ડોલર ની ખરીદી માટે અંબાણીએ વિશ્વની સૌથી ધનિક ગમત ટીમના માલિકનું નામ આપવામાં આવ્યું હતું. માર્ચ બે હજાર સત્તરમા રાજદીપ સર દેસાઈ સાથેની મુલાકાત ની એક મુલાકાતમાં તેમને કહ્યું હતું. કે તેમનો પ્રિય ભોજન ઈડલી સંભાર છે અને તેની પ્રિય Restaurant મૈસુરકાફે છે. ચીન્સ સર્કલ મુંબઈ માં એક Restaurant છે જ્યાં તે

ફલાયન બાદ પણ જરૂરી છે. ઓગણત્રીશ માર્ચ એકત્રીશ માર્ક બેહજાર બાર ના રોજ પુરા થતા નાણાકીય વર્ષ દરમિયાન તેણે RELIANCE EDERSUIT LIMITED ના ચીફ તરીકે વાર્ષિક પગારમાંથી આશરે રૂપિયા બસો મિલયન ગુમાવાનું નક્કી કર્યું છે. નાણાકીય વર્ષ દરમિયાન આર આઇપીએલ દ્વારા તેઓ ટોચના Management કર્મચારીઓને કુલ મેહતાના પેકેજ વધ્યા પછી પણ તેમને આ કરવાનું પસંદ કર્યું. મુકેશ અંબાણી કંપની ને તેઓ ચુમાંલીશ point સાત ટાકા ના સેરંગસોં ધરાવે છે આ પગલાં થી તેઓનો સત્તત ચોથા વર્ષે રૂપિયા એક સો પંચાસ મિલયન થઈ ગયો. વિગત તેઓ કંપનીના ચુમાંલીસ point સાત ટકા હિસ્સો ધરાવે છે. હીર નું મુખ્ય વેપાર તેલ પેટ્રોલીયમ રસાયણો ગેસ ઉદ્યોગનો છે. રિલાયન્સ રિટેલ લિમિટેડ બીજી સહકારી કંપની છે. જે ભારતની સૌથી મોટી છૂટક વેચાણ કરતી કંપની છે. મુકેશ મુઅંબાણી જન્મ ઓગણીશ એપ્રિલ ઓગણીસો સત્તાવને ભારતીય અબોજોપતિ બિજ્નેશ પ્રેગ્નેટ છે. અને ચેરમેન મેનેજીંગ ડિરેક્ટર અને રિલાયન્સ ઇન્ડેસ્ત્રી લિમિટેડમાં સૌથી મોટા ચેરહોલ્ડર પોચ્યુન ગ્લોબલ પાનસો કંપની અને માર્કેટ વેલ્યુ દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. એપ્રિલ બે હજાર વિષ સુધી, મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેઓ ફોર્ચ્યુન ગ્લોબલ fivehundred માં સ્થાન ધરાવતા

ને લોજેસ્ટીક ક્ષેત્રે પણ કારોબાર વિસ્તાર કર્યો બીબીસીમાં કંપનીનું વર્ણન મુજબ બાર અબજ ડોલરની અંદાજિત તન ઓવર સાથે પંચ્યાસી હજારનું મજબૂત પલમ્બર ધરાવનાર ઉદ્યોગ ટીકા અનૈતિક રીતે કામ કરવાની પોતાની જવાબદારી સરકારીનીતીનાં મરોડવાનો આરોપ તેમના પાર લાગ્યો છે ચૂંટણી સરકારની રચના અને તેઓ કિંગમેકર તરીકે ઓળખાયા હતા. મોટા ભાગ ના સમૂહ માધ્યમ ઉદ્યોગ રાજકારણની વિશે બોલવા હોવા છતાં સમગ્ર દેશમાં છવાયેલી સમૂહ માધ્યમ ઓની વચ્ચે અમારી પ્રર્યાવર્ણીય વધારે સલામતી અનુભવી હતી. નુસ્લી બોમ્બે ડાઈમ ના નુસ્લી વિદયાએ એક સમયે ધીરુભાઈ અંબાણી અને રિલાયન્સ ઇન્ડેસ્ત્રીના સૌ થી મોટા હરીફ હતા નુસ્લીવોડિયા ધીરુ ભાઈ અંબાણી બને રાજકીય વસ્તુમાં પોતાના પ્રભાવ માટે તથા મુખ અર્થ તંત્રમાં પહેલાના સમયના અઘરા હા અધર લાયસન્સ મેળવવાને અને માટે જાણીતા હતા. ઓગણીસો સિત્યોતેર થી ઓગણીસો ઓગણાએશી દરમિયાન જાણતા પાર્ટીના શાસનના નુસ્લી વીડિયાએ સાહીઠ હજાર શબ્દ ધરાવતા ડાયલનીફાઈલ પ્લાનની મજૂરી મેળવી હતી ઈરાદા પાત્રને લાયસન્સની મંજૂરી મળે તે પેહલા તેમના માર્ગના અનેક રચનો આવી હતી. આખરે ઓગણીસો એક્યાસીમાં નુસ્લી વઢિયાને પ્લાન્ટ માટે લાયસન્સ આપવમાં આવ્યું હતું. આ ઘટનાને બે પક્ષો વચ્ચે ઉપપ્રેરકનું કામ કર્યું સ્પર્ધા પારવા હતા. ઈન્ડયન એક્સપ્રેક્સનો લેખ એક ગ્રોસ એક તબક્કે રામનાથ ગોએન્કા ધીરુભાઈ અંબાણીના મિત્ર હતા. રામનાથ ગોએન્કા નુસ્લી વાડિયાની નજીક હોવાનું પણ કહેવાતુ હતું. બંને પક્ષોનો ઝઘડો દૂર કરવા અને સમાધાન માટે રામનાથ ગોએન્કાએ અનેક વખત પ્રયાસો કર્યા હતા. ગોએન્કા ગોએન્કા અને અંબાણી વચ્ચેની શત્રુતાનું મુખ્ય કારણ કારોબારમાં ભ્રષ્ટાચારની અંબાણીની પદ્ધતિ અને ગેરકાયેદસર પગલા હતા, જેના લીધે ગોએન્કા કંપનીમાં પોતાનો ઉચિત હિસ્સો મેળવી શક્યા નહોતા. બાદમાં રામનાથ ગોએન્કાએ નુસ્લી વાડિયાને ટેકો આપવાનું પસંદ કર્યું. રામનાથ ગોએન્કાએ એક તબક્કે એવું કહ્યું હોવાનું મનાય છે કે નુસ્લી વાડિયા ઈંગ્લિશમેન છે. તેઓ અંબાણીનો સામનો નહિ કરી શકે. હું એક વાણિયો છું. તેને કઈ રીતે પૂરો કરવો તે હું જાણું છું દિવસો વીતવાની સાથે તેમને દ્વારા પ્રકાશિત થતા બ્રોડશિટ દૈનિક ધ ઈન્ડિયન એક્સપ્રેસે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિરુદ્ધમાં શ્રેણીબદ્ધ લેખો છાપ્યા અને તેમાં દાવો કરવામાં આવ્યો કે નફો વધારવા માટે ધીરુભાઈ અન્યાયી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ કેસની તપાસ માટે રામનાથ ગોએન્કાએ ઈન્ડિયન એક્સપ્રેસ ખાતેના પોતાના કર્મચારીઓનો ઉપયોગ કરવાના બદલે વિશ્વાસુ મિત્ર અને સલાહકાર, ચાર્ટડ એકાઉન્ટન્ટ એસ. ગુરુમૂર્તિને આ કામગીરી સોંપી. એસ. ગુરુમૂર્તિ ઉપરાંત ઈન્ડિયન એક્સપ્રેસ ના કર્મચારી નહિ

ગોએન્કા બંનેની પુષ્કળ ટીકાઓ થઈ અને ઢગલો વખાણ પણ થયા. પોતાની અંગત દુશ્મનાવટ માટે રાષ્ટ્રીય દૈનિકનો ઉપયોગ કરતા હોવાથી ગોએન્કાની ટીકા થઈ. ટીકાકારો માનતા હતા કે દેશમાં એવા ઘણા ઉદ્યોગપતિઓ હતા કે જેઓ ખોટી અને અનૈતિક પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય, પરંતુ ગોએન્કા બીજા કોઈને નિશાન બનાવવાના બદલે માત્ર અંબાણીની જ ટીકા કરતા હતા. પોતાના નિયમિત કર્મચારીઓની કોઈ મદદ વગર આ લેખો ચલાવવાની ક્ષમતા બદલ ટીકાકારો ગોએન્કાની પ્રશંસા પણ કરતા હતા.

હદય રોગના હુમલા બાદ જ આ સંઘર્ષનો અંત આવ્યો. ધીરુભાઈ અંબાણી સાન ડિએગોમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેમના દીકરાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ કારોબાર સંભાળ્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસે રીલાયન્સ સામે આક્ષેપો કરવાનું બંધ કરી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને યોગ્ય દંડ નહિ કરવા માટે સરકાર પ્રત્યક્ષ રીતે જવાબદાર હોવાનો આરોપ મુક્યો હતો. ગુરુમૂર્તિ અને અન્ય પત્રકાર મુલગાંવકરે રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલ સિંઘ સાથે મળીને ટુકડી બનાવી અને તેમના તરફથી વડાપ્રધાનને ધમકી આપતો પત્ર લખ્યો. રાજીવ ગાંધીને પત્ર મોકલતા પહેલા ઝૈલ સિંઘે તેમાં ફેરફાર કર્યા હોવાની માહિતીથી અજાણ ઈન્ડિયન એક્સપ્રેસે ચટપટી ખબર તરીકે રાષ્ટ્રપતિના પત્રનો ડ્રાફ્ટ પ્રસારિત કર્યો. આ તબક્કે અંબાણી યુદ્ધ જીતી ગયા. હવે પછીની લડાઈ વડાપ્રધાન રાજીવ ગાંધી અને રામનાથ ગોએન્કા વચ્ચેનો સીધો જંગ હોવાના કારણે અંબાણી ચૂપચાપ આ વિવાદમાંથી ખસી ગયા. ત્યાર બાદ સરકારે દિલ્હીના સુંદર નગર ખાતેના એક્સપ્રેસના અતિથિ ગૃહમાં દરોડો પાડ્યો અને મુલગાંવકરના હસ્તાક્ષરોનો સુધારા સાથેનો મૂળ ડ્રાફ્ટ શોધ્યો. પ્રતિક્રિયાના ભાગરૂપે ઓગણીસો અઠ્યાસી થી નેવ્યાસી સુધીમાં રાજીવની સરકારે ઈન્ડિયન એક્સ્પ્રેસ સામે સંખ્યાબંધ આરોપો મૂક્યા. આમ છતાં ગોએન્કા મહાપુરુષ તરીકેને પોતાની છબિ જાળવી શક્યા, કારણ કે ઘણા લોકો એવું સમજતા હતા કે ગોએન્કા કટોકટીના સમયના હીરો જેવી ભૂમિકા ભજવતા હતી. ધીરુભાઈ અને વી. પી. સિંઘ રાજીવ ગાંધી બાદ ભારતના વડાપ્રધાનપદે આવેલ વિશ્વનાથ પ્રતાપ સિંઘ સાથે ધીરુભાઈને સૌહાર્દભર્યા સંબંધો નહિ હોવાની વાત વિશાળ ફલક પર જાણીતી હતી. ઓગણીસો પંચ્યાસી માં વી. પી. સિંઘે અચાનક જ ઓપન જનરલ લાઈસન્સ શ્રેણીમાંથી શુદ્ધ કરાયેલ ટેરેફથેલિક એસિડની આયાતને દૂર કરી. પોલિઅસ્ટર ફિલામેન્ટ યાર્નના ઉત્પાદન માટે કાચા માલ તરીકે અત્યંત મહત્વનું હતું. જેના લીધે રીલાયન્સ માટે પોતાની કામગીરી ચાલુ રાખવાનું અત્યંત મુશ્કેલ બન્યું. સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડીને પીટીએની આયાતની શ્રેણી બદલવામાં આવી તો વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેથી ક્રેડિટના પત્રો મેળવીને સમગ્ર વર્ષની જરૂરિયાત જેટલું પીટીએ મેળવવા માટે રીલાયન્સ સફળ રહ્યું હતું. ઓગણીસો નેવું માં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન જેવી સરકાર હસ્તકની નાણાસંસ્થાઓએ લાર્સન એન્ડ ટુબ્રો

ચેરમેન બન્યા હતા, તેમણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન ડી. એન. ઘોષ માટે માર્ગ કરવા હોદ્દા પરથી વિદાય લીધી. એવું પણ માનવામાં આવે છે કે ધીરુભાઈ અંબાણીની કરચોરી પકડવાના વી. પી.

ધીરુભાઈ અંબાણીએ બોમ્બેના મૂળજી-જેઠા ટેક્સટાઈલ માર્કેટમાંથી અવસાન મોટા હદય રોગના હુમલાના કારણે ચોવીસ જૂન બે હજાર બે ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી ઓગણીસો છ્યાશીમાં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો. એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી. તેઓ છ જુલાઈ, બે હજાર બે, ના રોજ રાત્રે અગિયાર પચાસે ની આસપાસ મૃત્યુ પામ્યા.

કર્યા હતા. મુંબઈ ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે સાત જુલાઈ, બે હજાર બેના રોજ સાંજે ચાર ને ત્રીસ કલાકે તેઓને અગ્નિદાહ અપાયો હતો. તેઓ પત્ની કોકિલાબેન અંબાણી, બે દીકરાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને બે દીકરીઓના નીના કોઠારી તથા દીપ્તિ સલગાંવકરને વિલાપ કરતા મૂકી ગયા. ધીરુભાઈ અંબાણીએ બોમ્બેના મૂળજી-જેઠા ટેક્સટાઈલ માર્કેટમાંથી નાના વેપારી તરીકે પોતાની લાંબી યાત્રા શરૂ કરી હતી. મહાન ઉદ્યોગપતિ તરીકે તેમને માન આપવા માટે મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સે આઠ જુલાઈ, બે હજાર બેના રોજ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો. ધીરુભાઈના અવસાન સમયે રીલાયન્સ જૂથનું કુલ ટર્ન ઓવર રૂપિયા પંચોતેર હજાર કરોડ અથવા પંદર અબજ અમેરિકી ડોલર હતું. ઓગણીસો છોંતેર સિત્યોતેર ઓગણીસો છોંતેર સિત્યોતેર રીલાયન્સ જૂથ પાસે સીતેર કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર હતું અને અત્રે ઉલ્લેખનીય છે કે ધીરુભાઈએ માત્ર રૂપિયા પંદર હજારથી પોતાનો કારોબાર શરૂ કર્યો હતો. ગૌતમ અદાણીએ ઓગણીસસો ને અઠ્‍યાશીમાં અદાણી જૂથની સ્થાપના કરી હતી અને તેમણે પોતાનો વ્યવસાય સંસાધનો, ઉર્જા, કૃષિ, રક્ષા aerospace ક્ષેત્રમાં વિસ્તરિત કર્યુ હતુ forbes ના મત મુજબ જુન બે હજાર એકવીસમાં તેમણે તેમની કુટુંબની સંપતિની કુલ અંદાજે ઓગણએંશી point છ અબજ dollar અદાણી ports and SEZlimited માં તેમનો share નો ફાળો છાસઠ ટકા છે આ ઉપરાંત અદાણી enterprise માં પંચોતેર ટકા અદાણી power માંં તોતેર ટકા અને અદાણી transmission માં તેમનો કુલ share ફાળો પંચોતેર ટકા છે બે હજાર સત્તરમાં india today દ્વારા કરવામાં આવેલા મોજાણી અનુસાર તેમણે તેઓએ ભારતનો સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં ચાર ચોથુ સ્થાન પ્રાપ્ત થયું હતું સત્તર જૂન બે હજાર એકવીસના રોજ અદાણી ગ્રુપના શેરોના ભાવમાં ઘટાડો થવાથી તેમણે એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનું પદ ગુમાવ્યું હતું ગૌતમ અદાણીનુંં પ્રારંંભિક જીવન

સાત ભાઈ બહેન હતા અને તેમના માતા પિતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ના થરાદથી અમદાવાદ આવીને વસ્યાં હતા તેમનું પ્રારંભ પ્રાથમિક શિક્ષણ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં અમદાવાદ ખાતે થયું હતું તેમણે ગુજરાત university માં વાણિજ્ય વિ વિષયના સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ college ના બીજા વર્ષ દરમિયાન તેમણે અધૂરો પોતાનો અભિ અભ્યાસ અધૂરો છોડ્યો હતો અદાણી વ્યાપાર માટે ઉત્સુક હતા પરંતુ તેમની રુચિ પિતાના કાપડ ઉદ્યોગમાં નહોતી કારકિર્દી અદાણી ઓગણીસસોને અઠ્યોતેરમાં કિશોરવયે મુંબઈમાં સ્થળાંતરીત થયા ત્યાં તેઓએ મહેન્દ્ર brothers નામની હીરાની પેઢીમાં કામમાં જોડાયા. ત્યાં તેમણે બે થી ત્રણ વર્ષ ત્યાંં કામ કર્યા બાદ ઝવેરી બજારમાં મુબંઈમાં પોતાની એક હીરા brokerage પેઢી સ્થાપી ઓગણીસસોને એક્યાશીમાં તેમના મોટાભાઈ મનસુખભાઈ અદાણીએ અમદાવાદ ખાતે એક plastic એકમની સ્થાપના કરી ત્યાં તેમના વ્યવસ્થાપનની જવાબદારી માટે તેઓ મુંબઈ છોડી અમદાવાદ પરત ફર્યા polyvinyl cloride ની આયાતના આ ઉદ્યોગ સાહસે અદાણી માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારના દરવાજા ખોલી નાખ્યા ઓગણીસસોને પંચ્યાશીમાં તેમણે લઘુ ઉદ્યોગ એકમો માટે પ્રાથમિક polymer ની આયાત કરવાની શરૂઆત કરી ઓગણીસસોને અઠ્યાશીમાં તેમણે અદાણી export limited ની સ્થાપના કરી જે હાલ અદાણી enterprise limited તરીકે ઓળખાય છે આ company મૂળ કૃષિ અને ઊર્જા પેદાશો સાથે સંકળાયેલી હતી ઓગણીસસોને એકાણુમાં આર્થિક ઉદારીકરણની નીતિ માટે તેમની company માટે અનુકૂળ સાબિત થઈ અને તેમણે ધાતુઓ વસ્ત્રો અને કૃષિ ઉત્પાદનોના ક્ષેત્રમાં તેમનો કારોબાર વિસ્તાર્યો ઓગણીસસોને ત્રાણુમાં ગુજરાત સરકારે મુદ્રા બંદરના પ્રબંધન માટે out sourcing ની જાહેરાત કરીને તેનો contract અદાણી જૂથે ઓગણીસસોને પંચાણુમાં મેળવ્યો હતો તેમણે સૌ પ્રથમ બંદરગાહની સ્થાપના કરી હાલ આ company દેશની સૌથી મોટી multiport exporter operator આ મુદ્રા એ દેશનું સૌથી મોટુ ખાનગી ક્ષેત્રનું બ બંદર છે જેની ક્ષમતા પ્રતિ વર્ષ લગભગ બસો દસ million ton કાર્ગો સાંભળવાની સંભાળવાની છે ઓગણીસસોને છન્નુમાં

જે દેશનો સૌથી મોટો ખાનગી thermal power plant ઉત્પાદક plant છે બે હજાર છ માં અદાણી જૂથે વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો બે હજાર નવ થી બે હજાર બાર દરમિયાન તેમણે

તેમને વાચન પસંદ અને ખાસ કરીને રોબિત શર્મા રોબિન શર્મા દ્વારા લિખિત પુસ્તકો તેમને પ્રિય છે

વ્યવસાયે તે chairman અમ અદાણી group ના પ્રમુખ અને અદાણી foundation ના અમ founder છે રક્ષાત કાર્ય તે સ્થાપક અ અદાણી group માં છે આવક તેમની બાણુ point બે અબજ USdollar ચોવીસ નવેમ્બર બે હજાર એકવીસમાં હતી તેમના જીવનસાથી પ્રીતિ અદાણી તેમના total કુલ બે સંતાનો છે તેમણે ઓગણીસસોને અઠ્યાશીમાં અદાણી જૂથની સ્થાપના કરી હતી પોતાના વ્યવસાય અને સંસાધનો ઊર્જા, કૃષિ, રક્ષા, aerospace વિસ્તા અ ક્ષેત્રોમાં વિસ્તારિત કર્યો હતો forbes ના મત મુજબ જૂન બે હજાર એકવીસમાં તેમના કુટુંબની કુલ સંપતિ અંદાજે ઓગણએશી point છ અબજ દોલર હતી અદાણી ports andSEZlimited માં સ ફાળો છ્યાશી ટકા

અમ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં નવમો આ મો ક્રમ આપ્યો હતો જન્મની વિગત એક ઓક્ટોબર ઓગણીસસોને પંચાવનમાં અમરેલી ગુજરાતમાં ભારતમાં તેમનો જન્મ થયો હતો શિક્ષણ સંસ્થા ભવાનીપુર education society college university of kolkata વ્યવસાય sun pharmaceutical ના સ્થાપક અને managing director આવક ચૌદ billion dollar ઓક્ટોબર બે હજાર એકવીસ જીવનસાથી વિભા સંઘવી સંતાનો આલોક અને વિભા પુરસ્કારો પદ્મશ્રી forbe અનુસાર ઓક્ટોબર બે હજાર એકવીસમાં સંઘવી ભારતના ચૌદમાં સૌથી મોટા ધનિક વ્યક્તિ હતા તેમની સંપતિ ચૌદ point ત્રણ અબજ dollar છે દીલીપ સંઘવી ગુજરાત કપોળ વૈષ્ણવ પરિવારમાં જન્મ્યા હતા તેમનો જન્મ ગુજરાતમાં અમરેલીના એક નાના શહેર શાંતિલાલ સંઘવી અને કુમુદ સંઘવીને ઘેર થયો સંઘવીએ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી commerce સ્નાતકની પદવી મેળવી હતી તેમણે પોતાનું બાળપણ અને college જીવન તેમના માતાપિતા અને કોલકત્તામાં બૂર્રાબજાર વિસ્તારમાં પસાર કર્યું હતું તેઓ જે જે અજમેરા high school અને ભવાની education society college ના આદર્શ વિદ્યાર્થી છે જ્યાં તેમણે શાલેય અભ્યાસ અને સ્નાતક ગુજરાત સ્નાતકનો અભ્યાસ કર્યો હતો કારકિર્દી તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત કોલકાતામાં પિતા generic દવાઓ જથ્થાબંધ વ્યવસાયથી કરી હતી આ કાર્ય દરમ્યાન જ તેમણે બીજી બધી ઉત્પાદનો વેચવાને બદલે તેમણે પોતાની દવાઓ બનાવવાનો વિચાર કર્યો હતો સંઘવીએ ઓગણીસસોને બાણુમાં દસ હજાર રૂપિયાની મૂડી સાથે વાપીમાં એક મનોચિકિત્સક દવાનું ઉત્પાદનનું કરવાનુ કારખાનું સ્થાપી અને તેમણે sun pharmaceutical industries ની સ્થાપના શરૂ કરી હતી ઓગણીસસોને નેવ્યાશીમાંં

tero pharma પણ તેમણે ખરીદી હતી સંઘવીએ બે હજાર બારમાં company નું અધ્યક્ષ પદ અને CEO પદ છોડ્યું અને તેવા pharmaceutical ના પૂર્વ CEO ઇઝરાઇલ મૅકોવને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા અને ત્યાં પોતે તેઓ managing director બન્યા એક એપ્રિલ બે હજાર ચૌદમાં સન રેબેક્સી અને ના તેમણે સંમત થયા અને તેમણે તેઓ sun pharma માં ત્રણ point બે અબજ માં રેબંસ્કી ના તમામ share હસ્તગત કરતાની સાથે રેબંસ્કીનું એશી million નું દેવુ પણ લેશે અને સોદો આ સોદો તેમણે બે હજાર પંદરમાં પૂરો કર્યો અને સન બે સન એ ભારતમાં સૌથી મોટી દવા અને વિશ્વની સૌથી અમ મોટી દવામાં પાંચમો ક્રમ એમનો હતો ડાઇચીએ સનનો બીજો સૌથી મોટો shareholder બનાવ્યો સમુદાય સમુદાય બે જાન્યુઆરી બે હજાર અઢારમાં ભારત સરકારે સંઘવીને ભારતીય reserve bank ની એકવીસ સભ્યોની central board committee માં નિયુક્ત કર્યા હતા તે આઈ આઈ ટી અને મુંબઈના board of governors ના અધ્યક્ષ છે તેમને બે હજાર સત્તરમાં oxford university ના રોડ શિષ્યવૃત્તિ કાર્યક્રમના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા અંગત જીવન તેમણે વિભા સંઘવી સાથે લગ્ન કર્યા હતા તેમને એક આલોક નામનો પુત્ર અને વિધી નામની એક પુત્રી હતી જે બંને sun pharmaceutical ના કામ કરે છે આ રહી દીલીપ સંઘવીની દીલીપ સંઘવી ભારતીય ઉદ્યોગપતિ છે અને તે મૂળ ગુજરાતી છ

શું થયું ભાઈ પોકી ગયો college બસ આ હાલ યો

હાલ college માં આવ્યો.

તું કે બસ ભાઈ આ રહ્યો ઘેર હા

નાં નાં લ્યા આજ તો રાજા હે

હઉ તારે નહિ પડ્યું? આ vacation જ છે આમ તો આતો પેલા ડે ચાલે છે ને traditional day બધા.

બરોબર અને શું થયું ભાવલો બાવલો ને બધા યા કે નહિ તે?

ભાવલો ને આવશે એમ હજુ કણ

હા તો બરોબર બરોબર અને લ્યા કોક મીલ્યો police માં લાગ્યો. હોવે લાગ્યો ને તને કૈક તને નહિ ખબર? નાં તો એ તો કઈ નો એ મતલબ આ ભરતી આવી એ વખતે લાગ્યો. એવું હે એમ ને એટલે એને તો શું દાંતીવાડા આપ્યું છે કે રાજકોટ આપ્યું કે શું હ.

સાબરકાંઠા હે એને હા એવું છે એમ ને.

એ જ ને લ્યા સારું થયું. બરોબર બરોબર એટલે તું પછી ઘેર કેટલા વાગે જવાનો છે તો? ઘર બસ હમણા બધા આવે એટલે પછી એટલે થોડી વાર પછી નીકળું. એટલે અંદાજે કેટલા વાગશે? અંદાજીત એટલે જો ને બધા આવે એના પર પછી એતો હું તને ફોન કર્યો એતો. સારું હેડ એ તો એક કામ હતું એટલે.

એતો હું તને phone કરી ને કઈ દઈસ. અલ્યા તાર પાપા ને phone કર્યો પણ ઉપાડતા નથી. એવું છે એમ

હોવે હોવે હોવે.

બરોબર ના ના એમને તો દવા લાવવાની પણ બીજી જે વસ્તુ લાવવા ની હે એનું હું તને phone કરું હેડ તું free એટલે તું મને કેજે ને. હા એટલે એમાં કેવું હોય ખબર હ

હોવે લ્યા શું કરે એરીયો?

એટલે એને joining આવી ગઈ date કે હજુ કણ વાર લાગશે? હજુ વાર લાગશે થોડો time

પણ આમ મતલબ કે શું કેવાય બધું કરવાનું ને એટલે. એટલે ચેટલા મહિના નો time આપે એ લોકો?

એટલે આધાર card તો હમણાં સુધરી જાય જનસેવા કેન્દ્ર માંથી લ્યા. પણ આપડે શું કેવા update માં જતું રે ને. અલ્યા હું તને શું કેતો હતો કે મારે આધાર card સ્ય્ધારાયેલું છે બરાબર.

એટલે download કરેલું હે તો હવે આધાર card મતલબ જે આધાર card આવે hard copy એ hard copy માર ક્યાંથી લેવી પડે?

તો માર એક ભાઈબંધછે એ પેલા હર્ષ ભાઈ કરી ને.

એ રહ્યા એ update આધાર office માં બેસે છે બરાબર. હા હા એટલે જે આધાર operator હોય ને એમના head છે બરાબર.

તો મુ એમને phone કર્યો તો તું મન કેજે તો તાર આધાર card રવું હોય તો તો થઇ જશે.